સ્વાગત છે
સારાંશ માટે - કૂકીના પ્રથમ ભાગના ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કૂકીઝ કેવી રીતે બનાવવું કુકીને સમાપ્તિ તારીખ કેવી રીતે આપવું અને કોઈ ચોક્કસ કૂકીઝને કેવી રીતે પ્રિન્ટ કરવું
અહીં આ આદેશ વાપરીને આપણે એ પણ શીખ્યા કે કેવી રીતે દરેક કૂકીને પ્રિન્ટ કરવી જે આપણે સંગ્રહિત કરી હતી
તો આપણે કૂકીઝ બનાવેલ છે એ ધારી આગામી વસ્તુ જે હું કરીશ તે છે એક ચોક્કસ કુકી અસ્તિત્વમાં છે કે નહી તે ચકાસવા માટે તેનો અહીં ઉપયોગ કરીશ
આ કરવા માટે એક ઇસેટ નામનું ફન્કશનનો ઉપયોગ કરીશ
આ મૂળભૂત રીતે કંઈક સેટ થયું છે કે નહી તે આધાર ઉપર આ ટ્રૂ અથવા ફળસે વેલ્યુ રીટર્ન કરશે
ઉદાહરણ તરીકે કૂકી હું ડૉલર સાઇન મૂકીશ અને પછી અન્ડરસ્કોર કુકી
અને અહીં નામે મૂકીશું
તો જો હું આ ઇંગલિશ ભાષામાં વાંચું તો હું કહીશ જો કૂકી નામ સુયોજિત છે તો કૂકી ઇસ સેટ એકો કરીશું
નહિં તો યુઝર સામે કૂકી ઇસ નોટ સેટ એકો કરીશું
મેં કુકી સુયોજિત કરી છે અને તે કામ કરે છે એમ ધારી જ્યારે હું આ રીફ્રેશ કરું છું તો કૂકી ઇસ સેટ મેસેજ મળે છે
હવે કુકી કેવી રીતે અનસેટ કરવું તે હું તમને શીખવીશ
તો ચાલો અહીં કહીએ આઇએફ સ્ટેટમેન્ટ પહેલાં હું મારી કૂકી સુયોજિત કરવા ઈચ્છું છું
તો અનસેટ કૂકી
તો ફક્ત નામ માટે હું આ કૂકી અનસેટ કરીશ એવું માનીએ કે જો તમે આ અનસેટ કરતા જાણો છો તો આ પણ અનસેટ કરી શકો છો
તો હું આ નામે કુકી અનસેટ કરીશ
તો અનસેટ કરવા માટે આપણે સેટકુકી આદેશ જ વાપરીશું
તો આપણે કૂકી રીસેટ કરી રહ્યા છીએ
આનો કોઇ અર્થ નથી થતો પરંતુ ટૂંક સમયમાં થશે
હવે આપણે કૂકી નામ કઈ પણ નહી સુયોજિત કરીશું
અને સમાપ્તિ તારીખ અહીં છે
હું એક્સપ અનસેટ સાથે નવું બનાવીશ
અને તે ઓછા 86400 સમય સમાન થશે
અહીં આપણે જણાવ્યું હતું કે વત્તા એટલે સમય ભવિષ્યમાં છે
હવે કુકીને ભવિષ્યનો સમય પ્રતિનિધિત્વ કરતા વેરિયેબલમાં સુયોજિત કરી આપણે ખરેખર કૂકી અનસેટ કરીએ છે
તો હું કહીશ નામે નામની કૂકી જે પહેલેથી અસ્તિત્વમાં છે તેને કોઈ પણ વેલ્યુ સાથે સુયોજિત ન કરો
અને કુકી ને ભવિષ્ય ના સમય સાથે સુયોજિત કરવા માટે એક્સપ અનસેટ વેરિયેબલનો ઉપયોગ કરો જે આપણી કુકીને અનસેટ કરશે
તો હમણાં માટે હું આ કોડ રદ કરીશ અને આ પેજ રન કરીશ ઠીક છે
કંઈ નથી થયું ધારીએ કે આપણી કુકી અનસેટ થયી છે
હવે હું આ કોડ રદ કરવા ઈચ્છું છું તો હું આ કમેન્ટ કરીશ
અને હું આઇએફ સ્ટેટમેન્ટ મારા પેજ ઉપર ફરીથી મુકીશ
હવે ધારીએ કે આ કહે છે શું કુકી નામે સુયોજિત છે
હું કૂકી અનસેટ કરીશ જેથી કૂકી ઇસ નોટ સેટ પરિણામ મળવું જોઈએ
ચાલો રીફ્રેશ કરીએ અને કૂકી ઇસ નોટ સેટ મળ્યું છે
અને પછી અહીંથી તમે તેને ફરીથી સુયોજિત કરી શકો છો જો તમે ઈચ્છો અને કૂકીની વેલ્યુઝ બદલી શકો છો
કૂકી ની વેલ્યુ બદલવા માટે તમારે સેટકુકી આદેશનો ફરીથી ઉપયોગ કરવો પડશે
તમે કહી શકો સેટ કૂકી નામે અને અહીં માત્ર નવી વેલ્યુ ટાઇપ કરો કુકીઝ સાથે કામ કરવું મુશ્કેલ નથી
તે ખુબ સરળ પ્રક્રિયા છે
અને તે ફ્ફ્પ માં ખૂબ ઉપયોગી છે તો તેને તમારા મનથી ઉપયોગ કરો
જો તમને કોઈ પ્રશ્નો હોય તો મને જણાવવા વિનંતી
iit બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું